એવું લાગે છે એમાં એક છોકરો ઉભેલો દેખાય છે એણે ગ્રીન કલર ની ટીશર્ટ પેયરી છે અને બ્લેક કલર નું નાનું અમથું એક ટેબલ પણ દેખાય છે.

એક વાઈટ કલર ની ટીશર્ટ માં મસ્ત રેડ કલર ના કાર્પેટ ઉપર --

નીચે પાણી સરસ મજાનું ચોખ્ખું દેખાય રહ્યું છે.

પૂલનો પડછાયો નીચે જે પિલર છે એનો અંદર આવી રહ્યો છે વચ્ચે સરસ મજાના પથરા મુકેલા દેખાઇ છે.

કોકના લગનનો મંડપ બંધાઇ રહ્યો છે છોકરા છોકરીના લગન પણ થઇ રહ્યા છે.

નીચે યલો કલર ગ્રીન લાઈટ ગ્રીન --

ડાર્ક ગ્રીન પછી વચ્ચે થોડી સ્પેસ ફરી ગ્રીન કલર ના--

એક લેડી એક રોલિંગ ની બાજુમાંથી --

પણ અહ એની અંદર ગ્રીન ઘાંસ છે બહાર પાછળ ઝાડ છે વચ્ચે થોડો પિંક કલર દેખાય છે.

અને એની અંદર ત્રણ જણા અ સામાન લેવા માટે આવેલા હોય એવું દેખાઈ રહ્યું છે.

નીચે ચશ્મા પડ્યા છે સાઈડ પર પણ હ-હેન્ડલ જેવું કઈક દેખાય છે.

જ્યાં જી_એસ_આર_ટી_સી જેવી બસ પાછળ વ્હાઇટ કલર ની બસ યેલો કલર ની બસ --

કોઇ બારની જગ્યાનું જેમકે કોઇ ટાવર હોઇ ને --

એક ભઈ છે જે જંગલમાં છે.